લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે ફોર્મમાં પુષ બટન કેવી રીતે દાખલ કરવું તે શીખીશું
પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે ફોર્મ કન્ટ્રોલ લીસ્ટ બોક્સને ફોર્મમાં કેવી રીતે દાખલ કરવું
હવે આ ટ્યુટોરીયલમાં આપણે ફોર્મમાં પુષ બટનો કેવી રીતે દાખલ કરવા તે અંગે શીખીશું
જો લીબર ઓફીસ બેઝ પ્રોગ્રામ પેહ્લેથી ખોલેલ ના હોય તો તે ખોલીએ
અને લાઇબ્રેરી ડેટાબેઝ ખોલીએ
તમે હવે જાણતા હશો કે પેહલે થી બનેલ ડેટાબેઝ કેવી રીતે ખોલી શકાય
ફાઇલ મેનુમાં ઓપન ઉપર ક્લિક કરી લાઇબ્રેરી ડેટાબેઝ પસંદ કરો
હવે આપણે લાઇબ્રેરી ડેટાબેઝમાં છીએ
ચાલો બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ખોલીએ જેના સાથે આપણે પહેલાંના ટ્યુટોરીયલમાં કામ કરી રહ્યા હતા
આ કરવા માટે ચાલો ડાબી તકતી પર આવેલા ફોર્મ્સ આઇકોન પર ક્લિક કરીએ
અને ત્યારબાદ જમણી તકતી પર આવેલા બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ઉપર જમણું ક્લિક કરો
હવે એડિટ ઉપર ક્લિક કરો
આપણે હવે ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં છીએ
આપણે આપણા ફોર્મમાં પુષ બટન દાખલ કરવા પર ચર્ચા કરીએ તે પેહલા ચાલો સભ્યના નામો માટે બીજા લીસ્ટ બોક્સ માટે અમુક માર્ગ શોધીએ
યાદ કરો કે આપણે પહેલાંના ટ્યુટોરીયલમાં બીજા લીસ્ટ બોક્સને કેવી રીતે બનાવવું એના પર એક અસાઈનમેંટ કર્યું હતું
પહેલા ચાલો ટેક્સ્ટ બોક્સ લખાણ બોક્સ રદ્દ કરો જે મેમ્બર નામે લેબલની જમણી બાજુએ છે
તે કરવા માટે ટેક્સ્ટ બોક્સ પર જમણું ક્લિક કરો પછી કટ ઉપર ક્લિક કરો
ટેક્સ્ટ બોક્સ રદ્દ થાય છે
ત્યારબાદ ચાલો આપણે ફોર્મના તત્વોને ગોઠવીએ
જ્યારે કે યાદીઓના બોક્સોને ટેક્સ્ટ બોક્સો કરતા વધારે જગ્યા જોઈએ છે એથી આપણે ફોર્મના તત્વોને ફોર્મમાં હજુ તળીયે ખસેડીશું
અહીં તેને આપણે આ રીતે કરીશું
ચાલો સૌપ્રથમ બુક ટાઇટલ લેબલ નીચે આવેલા ફોર્મના તત્વોની પસંદગી કરો
આ માટે આપણે ક્લિક દબાવવું ડ્રેગ એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડવું અને ડ્રોપ નિશ્ચિત સ્થાને મુકવું પદ્ધતિનો ઉપયોગ કરીશું
ત્યારબાદ ચાલો ચોક્કસ પસંદ કરેલા વિસ્તાર ઉપર ક્લિક કરીને તેને ઉપરથી નીચેની તરફ ડ્રેગ કરો ખસેડો જેથી બુક ટાઇટલ લેબલની બાજુમાં આવેલી પહેલી યાદીના બોક્સ માટે પુરતી જગ્યા બને
હવે ચાલો સમાન પગલાંને મેમ્બર નામે લેબલના માટે પણ પુનરાવર્તિત કરીએ

હવે ચાલો મેમ્બર નામે લેબલની ડાબી બાજુએ આવેલાં બીજી યાદીના બોક્સને ક્લિક કરોખસેડો અને મુકો
અને તેને જમણી બાજુએ ખસેડો જેથી કરીને તે બાકીના ફોર્મ કન્ટ્રોલો સાથે સારી રીતે ગોઠવાય જાય
સારું ત્યારે કીબોર્ડ શૉર્ટકટ કન્ટ્રોલ એસ વાપરીને ફોર્મમાં અત્યાર સુધી કરેલા કાર્યને સંગ્રહ કરો
હવે આપણે આપણા ફોર્મમાં પુષ બટનોને દાખલ કરવા માટે તૈયાર છીએ
પુષ બટન એ ફોર્મ કન્ટ્રોલનું બીજું એક ઉદાહરણ છે
આપણે ઓક કેન્સલ નેક્સ્ટ અને ફિનિશ બટનો સાથે અવગત છીએ આ પુષ બટનોના કેટલાક ઉદાહરણ છે
બેઝની મદદ વડે આપણે આ પુષ બટનોને આપણા ફોર્મમાં દાખલ કરી શકીએ છીએ અને ક્લિક કરવાં પર અમુક ચોક્કસ ક્રિયાઓ કરવી તે માટે બેઝને સૂચિત કરી શકીએ છીએ
ફરીથી સવે અથવા ઉંડો અથવા ડિલીટ કેટલાક ઉદાહરણો છે
ચાલો જોઈએ કેવી રીતે
ચાલો હવે ચાર પુષ બટનોને અહીં આપેલી ઈમેજ છબીમાં બતાવ્યા પ્રમાણે આપણા ફોર્મમાંબીજા બધા ફોર્મ તત્વોની નીચે દાખલ કરો
આ કરવા માટે ચાલો આપણા ફોર્મ ડીઝાઇન વિન્ડો ઉપર પાછા જઈએ
અને ફોર્મ કંટ્રોલ્સ ટૂલબારમાં આવેલા પુષ બટન આઇકોન ઉપર એક વાર ક્લિક કરો
આ આઇકોન એક બટન જેના ઉપર ઓક શબ્દ હોય તેવું દેખાય છે
નોંધ કરો કે માઉસ પોઈન્ટરનિર્દેશક પ્લસવત્તા ચિન્હની જેમ દેખાય છે
ચાલો હવે બીજા બધા એલિમેન્ટોની નીચે ક્લિક ડ્રેગ અને ફોર્મ ઉપર ડ્રોપ કરી ડાબી બાજુના તળિયે આપણું પેહલું બટન બનાવીએ
અને તે અનુસાર આપણે તેના માપમાં ફેરબદલ ફરીથી કરીશું
હવે ચાલો આ પગલાંને ત્રણ વાર હજુ ફરીથી કરો ltઅટકોgt અને હવે આપણી પાસે હજુ ત્રણ બટનો છે બધા જ એક આડી લીટીમાં ગોઠવાયેલા છે
ફોર્મ ઉપર પુષ બટન બનાવવાનું આપણે પતાવી ચુક્યા છીએ હવે ચાલો તેમના લેબલો બદલીયે
આ કરવા માટે પ્રથમ બટન ઉપર બે વાર ક્લિક કરો
પ્રોપર્ટીઝ વિન્ડો આપણે હવે જોઈ શકીએ છીએ
ચાલો અહીંયા લાબેલ વિરુદ્ધ સવે રેકોર્ડ ટાઈપ કરો
હવે ચાલો આપણે ફોર્મ ઉપર બીજું બટન ક્લિક કરીયે
અને પ્રોપર્ટીઝ વિન્ડોમાં આપણે લાબેલ વિરુદ્ધ ઉંડો ચેન્જીસ ટાઈપ કરીશું
અને અનુક્રમે ન્યૂ રેકોર્ડ
હવે ચાલો તેમની ક્રિયાઓને વ્યાખ્યાયિત કરો
આ કરવા માટે ચાલો સવે રેકોર્ડ બટન પર ક્લિક કરો અને પ્રોપર્ટીઝ વિન્ડોમાં જ્યાં સુધી એક્શન લેબલ દેખાતું નથી ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ સરકાવવું કરો
અહીં આપણે ડ્રોપ ડાઉન યાદીના બોક્સ ઉપર ક્લિક કરીને સવે રેકોર્ડ ઉપર ક્લિક કરીશું
ચાલો બીજા ત્રણ બટનો માટે આજ પગલાંઓને અનુસરો
ઉંડો ચેન્જીસ બટન માટે આપણે ઉંડો ચેન્જીસ ક્રિયાની પસંદગી કરીશું
ડિલીટ રેકોર્ડ બટન માટે આપણે ડિલીટ રેકોર્ડ ક્રિયાની પસંદગી કરીશું
અને ન્યૂ રેકોર્ડ બટન માટે આપણે ન્યૂ રેકોર્ડ ક્રિયાની પસંદગી કરીશું
તો આપણે હવે પુષ બટનોને દાખલ કરી ચુક્યાં છીએ
સારું તો હવે કીબોર્ડ શોર્ટકટ કન્ટ્રોલ એસ નો ઉપયોગ કરીને આપણા ફોર્મને સંગ્રહ કરો અને આ વિન્ડોને બંધ કરો
આવનારા ટ્યુટોરીયલમાં આપણે આપણા ફોર્મમાં ફક્ત ત્રણ વધું સાદા ફેરફારો મારફતે જઈશું
અને ત્યારબાદ આપણે ફોર્મનો ઉપયોગ માહિતી દાખલ કરવા અને માહિતીમાં સુધારાઓ કરવા માટે કરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે પુસ્તકાલયનો એક સભ્ય જયારે એક પુસ્તક પાછી આપે છે ત્યારે આ ફોર્મની મદદથી આ માહિતીને આપણે ડેટાબેઝમાં સુધારિત કરી શકીએ છીએ
અંતે અસાઇનમેન્ટ છે ફોર્મમાં ચારની બાજુમાં પાંચમું પુષ બટન ઉમેરો અને ઉપયોગમાં લેંતાનીસાથે તે ફોર્મને રીફ્રેશ કરવું જોઈએ
અને પછીથી નીચે આવનારી લીટીમાં ૪ સાંકડા પુષ બટનોને ઉમેરો
આ બટનો રેકોર્ડોમાં શોધખોળ માટે અમને ઉપયોગમાં આવવા જોઈએ
અહીં લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલનો અંત થાય છે
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ફોર્મમાં પુષ બટન દાખલ કરવું
મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ યોજના httpspoken tutorialorg દ્વારા અનુબદ્ધ છે
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર